રૂબી રૂબી માં વ્હાઇલ વ્હાઈલ અને અનટિલ અનટીલ લૂપ પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલનો ઉપયોગ કરવાનું શીખીશું વ્હાઇલ લૂપ વ્હાઈલ લૂપ અનટિલ લૂપ અનટીલ લૂપ રેડો રીડૂ અને બ્રેક બ્રેક આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ 1204 રૂબી 193 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે
સાથે જ તમને લીનક્સ આદેશો ટર્મિનલ અને ટેક્સ્ટ એડીટરની પણ જાણકારી હોવી જોઈએ
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
એ પહેલા કે અમે શરુ કરીએ યાદ કરી લો કે આપણે પહેલા તત્ત ડીરેક્ટરી બનાવી હતી
ચાલો આ ડીરેક્ટરીમાં જઈએ
ત્યારબાદ રૂબી હાયફેન ટ્યુટોરિયલ રૂબી હાયફન ટ્યુટોરીયલ અને લૂપિંગ હાયફેન સ્ટેટમેન્ટ્સ લૂપીંગ હાયફન સ્ટેટમેંટ્સ માં
હવે જો કે આપણે તે ફોલ્ડરમાં છીએ ચાલો આગળ વધીએ
રૂબીમાં વ્હાઈલ લૂપનું સીન્ટેક્સ આપેલ પ્રમાણે છે વ્હાઇલ બોલિયન એક્સપ્રેશન વ્હાઈલ બૂલીયન એક્સપ્રેશન રૂબી કોડ રૂબી કોડ એન્ડ એન્ડ ચાલો એક ઉદાહરણ જોઈએ
મૂળભૂત સ્તરનાં રૂબી ટ્યુટોરીયમાં દર્શાવ્યા પ્રમાણે એક નવી ફાઈલ ગેડિટ માં બનાવો
તેને વ્હાઇલ હાયફેન લૂપ ડોટ આરબી નામ આપો મારી પાસે વ્હાઈલ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ગેડિટ સ્પેસ વ્હાઇલ હાયફેન લૂપ ડોટ આરબી સ્પેસ ગેડિટ સ્પેસ વ્હાઇલ હાયફન લૂપ ડોટ આરબી સ્પેસ એમ્પરસંડ તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો
આ ઉદાહરણમાં મેં એક વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે
પહેલા મેં લોકલ વેરીએબલ આઇ ને જાહેર કર્યું છે અને તેને વેલ્યુ 0 સાથે ઇનીશલાઈઝ કર્યું છે
ત્યારબાદ મેં વ્હાઈલ લૂપ જાહેર કર્યું છે
જ્યાંસુધી વેરીએબલ આઇ 10 કરતા મોટું રહેશે ત્યાંસુધી લૂપ એક્ઝીક્યુટ થવાનું ચાલુ રહેશે
વ્હાઈલ લૂપમાં પટ્સ મેથડ જાહેર કરેલું છે જે આઉટપુટ દર્શાવશે
આઉટપુટ દ્રશ્યમાન થયા બાદ આપણે આઇ ની વેલ્યુ 1 અંક ઘટાડીએ છીએ
આઇ આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે
વેરીએબલ આઇ દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે
આ ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી આઇ વેલ્યુ 10 સુધી પહોંચતું નથી આ સમયે વ્હાઈલ કંડીશન નિષ્ફળ જાય છે
તે ત્યારપછીથી લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરો રૂબી સ્પેસ વ્હાઇલ હાયફેન લૂપ ડોટ આરબી રૂબી સ્પેસ વ્હાઇલ હાયફન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જોઈએ
આઉટપુટ 0 થી 9 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે
તમે હવે રૂબીમાં પોતાનું વ્હાઈલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ
ચાલો આગળ અનટિલ લૂપ જોઈએ
રૂબીમાં અનટિલ લૂપ માટે આપેલ સીન્ટેક્સ છે અનટિલ બોલિયન એક્સપ્રેશન અનટીલ બૂલીયન એક્સપ્રેશન રૂબી કોડ રૂબી કોડ એન્ડ એન્ડ ચાલો એક ઉદાહરણ જોઈએ
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ગેડિટ સ્પેસ અનટિલ હાયફેન લૂપ ડોટ આરબી સ્પેસ ગેડિટ સ્પેસ અનટિલ હાયફન લૂપ ડોટ આરબી સ્પેસ એમ્પરસંડ તમે ટ્યુટોરીયલને અટકાવી શકો છો અને આગળ વધીએ અને તમે કોડ ટાઈપ કરી શકો છો
મેં આ ઉદાહરણમાં એક અનટિલ લૂપ જાહેર કર્યું છે
આપણે લોકલ વેરીએબલ આઇ જાહેર કર્યું હતું અને તેને 0 પર ઇનીશલાઈઝ કર્યું હતું
અનટિલ લૂપ જાહેર કર્યું છે
આ લૂપ ત્યાંસુધી એક્ઝીક્યુટ થશે જ્યાંસુધી વેરીએબલ આઇ એ 10 કરતા મોટો રહે છે
પટ્સ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવશે
આઉટપુટ દ્રશ્યમાન થયા પછીથી આઇ ની વેલ્યુ 1 અંક ઘટે છે
આઇ આ ઘટાડેલ વેલ્યુને આગળની પુનરાવૃત્તિ પહેલા ગ્રહણ કરશે
વેરીએબલ આઇ દરેક પુનરાવૃત્તિમાં ઘટતું રહે છે
ત્યારસુધી ચાલુ રહે છે જ્યાંસુધી આઇ વેલ્યુ 11 સુધી પહોંચતું નથી
અનટીલ કંડીશન નિષ્ફળ જાય છે
તે લૂપમાંથી બહાર નીકળે છે અને આઉટપુટને પ્રીંટ થવાનું બંધ કરાવે છે
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ રૂબી સ્પેસ અનટિલ હાયફેન લૂપ ડોટ આરબી રૂબી સ્પેસ અનટિલ હાયફન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જોઈએ
આઉટપુટ 0 થી 10 સુધીનાં ક્રમાંકોની યાદીમાંથી બનશે
તમે હવે રૂબીમાં પોતાનું અનટીલ લૂપ લખતા શીખી ગયા હોવા જોઈએ
ચાલો હવે રેડો બંધારણ પર જઈએ
રૂબીમાં રેડો રીડૂ માટે આપેલ સીન્ટેક્સ છે એ કલેક્શન ઓએફ objectsઇચ ડીઓ આઇટીઇએમ એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કંડીશનલ સ્ટેટમેંટ રૂબી કોડ રૂબી કોડ રેડો રીડૂ એન્ડ એન્ડ કંડીશનલ એન્ડ લૂપ મારી પાસે રીડૂ લૂપનું કાર્ય કરતુ ઉદાહરણ છે
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ગેડિટ સ્પેસ રેડો હાયફેન લૂપ ડોટ આરબી સ્પેસ ગેડિટ સ્પેસ રેડો હાયફન લૂપ ડોટ આરબી સ્પેસ એમ્પરસંડ તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો
આ ઉદાહરણમાં મેં એક ઇચ ઈચ લૂપ જાહેર કર્યું છે
ઈચ લૂપને ક્રમાંક 10 થી 20 સુધી પુનરાવૃત્ત થવા માટે જાહેર કર્યું છે
ત્યારબાદ આપણે આઇએફ કંડીશનલ સ્ટેટમેંટ વ્યાખ્યિત કરીએ છીએ
લૂપ 10 થી 20 સુધીનાં દરેક ક્રમાંક માટે એક્ઝીક્યુટ થશે
જો આઇ ની વેલ્યુ 20 બરાબર હોય તો જ તે આંતરિક કંડીશનલ આઇએફ કંડીશનલ બ્લોકને દાખલ કરશે
ઈચ લૂપમાં જાહેર થયેલ પુટ્સ મેથડ આઉટપુટ દર્શાવે છે
જેમ પ્રોગ્રામ આઇએફ કંડીશનલ બ્લોક દાખલ કરે છે તેમ તે સૌપહેલા આઉટપુટ પ્રીંટ કરશે
ત્યારબાદ તે રેડો રીડૂ એક્ઝીક્યુટ કરશે
રેડો રીડૂ મોટા ભાગનાં આંતરિક લૂપની પુનરાવૃત્તિ એક્ઝીક્યુટ કરે છે
તે આવું લૂપ કંડીશનને તપાસ કર્યા વિના કરશે
આપણી કંડીશન રહેશે આઇએફ આઇ 20
પરિણામ અનંત લૂપ રહેશે જ્યાં સુધી આઇ ની વેલ્યુ 20 થી બદલાશે નહી
ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ રૂબી સ્પેસ રેડો હાયફેન લૂપ ડોટ આરબી રૂબી સ્પેસ રેડો હાયફન લૂપ ડોટ આરબી આઉટપુટ જોઈએ
આઉટપુટ એવું અનંત લૂપ ધરાવે જેનો કદીપણ અંત થશે નહી
અનંત લૂપને સમાપ્ત કરવા માટે Ctrl સી દબાવો હવે ચાલો બ્રેક બ્રેક સ્ટેટમેંટ જોઈએ
રૂબીમાં બ્રેક બ્રેક સ્ટેટમેંટ માટે આપેલ સીન્ટેક્સ છે એ લૂપિંગ સ્ટેટમેન્ટ લૂપીંગ સ્ટેટમેંટ એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કંડીશનલ સ્ટેટમેંટ બ્રેક બ્રેક એન્ડ કન્ડિશનલ એન્ડ કંડીશનલ રૂબી કોડ રૂબી કોડ એન્ડ લૂપ એન્ડ લૂપ ચાલો એક ઉદાહરણ જોઈએ
હવે ચાલો ટર્મિનલ પર જઈએ અને ટાઈપ કરીએ ગેડિટ સ્પેસ બ્રેક હાયફેન લૂપ ડોટ આરબી સ્પેસ એમ્પરસેન્ડ ગેડિટ સ્પેસ બ્રેક હાયફન લૂપ ડોટ આરબી સ્પેસ એમ્પરસંડ
તમે ટ્યુટોરીયલ અટકાવી શકો છો અને આ ઉદાહરણમાં જેમ આગળ વધીએ તેમ કોડ ટાઈપ કરો
આ ઉદાહરણમાં મેં એક ઇચ ઈચ લૂપ જાહેર કર્યું છે
તે આપણે વાપરેલ પહેલાવાળાની જેમ જ છે
અહીં આવેલ પટ્સ પુટ્સ મેથડ 11 થી 19 ક્રમાંકો માટે આઉટપુટ દર્શાવશે
જેમ વેલ્યુ 20 થાય છે તેમ પ્રોગ્રામ કંડીશનલ આઇએફ બ્લોક દાખલ કરે છે
આ સમયે તેનો સામનો બ્રેક સ્ટેટમેંટથી થશે અને લૂપથી બહાર નીકળશે
હવે ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો રૂબી સ્પેસ બ્રેક હાયફેન લૂપ ડોટ આરબી રૂબી સ્પેસ બ્રેક હાયફન લૂપ ડોટ આરબી અને આઉટપુટ જુઓ
આઉટપુટ 10 થી 19 સુધીનાં ક્રમાંકો ધરાવશે
તમે હવે રૂબીમાં પોતાનું બ્રેક બંધારણ બનાવવા માટે સમર્થ હોવા જોઈએ
અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલને વાપરવાનું શીખ્યા વ્હાઇલ વ્હાઈલ લૂપ અનટિલ અનટીલ બંધારણ રેડો રીડૂ બ્રેક બ્રેક બંધારણ એસાઇનમેંટ તરીકે ફેરનહેઇટ તરીકે રજુ કરેલી 100 થી 115 સહિત ક્રમાંકોની શ્રેણીને લક્ષમાં લો
આપેલનો ઉપયોગ કરીને એક રૂબી પ્રોગ્રામ લખો એક યોગ્ય લૂપ બંધારણ જે કે ફેરનહેઇટથી સેલ્સીઅસ રૂપાંતરણ સુત્રનો ઉપયોગ કરતુ હોય આપેલ ક્રમાંકોની શ્રેણી સામે જે કે આ પ્રમાણે આઉટપુટ દર્શાવે થે ટેમ્પરેચર હાસ રીચ્ડ એ સર્ટેન ડિગ્રી સેલ્સિયસ એન્ડ હાસ બીકમ અનબિયરેબલ જ્યારે સેલ્સીઅસમાં ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સીઅસનાં ઉપર જાય આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે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
આ મિશન પર વધુ માહિતી spoken tutorialorgnmeict ઇન્ટ્રો પર ઉપલબ્ધ છે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
જોડાવાબદ્દલ આભાર